આહા જંગલ છે અહીં એક ખેતર દેખાય છે જે ખેતર ખેડેલું છે.

આ બેંક છે જે બેંકનું નામ એસ_બી_આઈ સે અહીં એક ગેટ દેખાય છે જેનો કલર કાળો છે.

અહીં પર્વત દેખાય છે અને ઘણાંબધા ઝાડવાઓ દેખાય છે.

આ હોટલ છે હોટલ ની આગળ એક સ્કુટી અને એક કાર ઊભી છે.

સ્કુટી નો કલર લાલ છે અને કાર નો કલર સફેદ છે.

અહીં ગ્રાઉન્ડ દેખાય છે જે લીલા કલર નુ છે અને ગ્રાઉન્ડ ની બાજુમાં લીલા કલર ના છોડવાઓ પણ દેખાય છે.

અહીં ત્રણ પ્રકારની દુકાન દેખાય છે જે મોબાઇલ ની દુકાન દવાખાનાની દુકાન છે.

કાળા કલર ના પથ્થરો પણ જોવા મળે છે નદીમાં પાની કાળા કલર નું જોવા મળે છે.

બે ટેબલો પન જોવા મળે છે ટેબલ ઉપર મશીન મૂકવામાં આવેલ છે.

ત્રણ કડિયા કામો કામ કરી રહ્યા છે એક રેતી નો મોટો ઢગલો જોવા મળે છે.